બરાબર છે knowledge સાચું તો જ મળે હવે મારી understanding કેવી છે બરાબર કે ઓક્સી ખરેખર તમારે જો શીખવું હોય ને નવા લોકોને તો આ રીતે શીખવાડું છું જો એને ખબર પડી જાય કે option trading શું કામ કરવું જોઈએ ભાઈ આ ભાઈ સમજાઈ જાય તો તમે ત્રીસ ટકા તમારી આજે જંગ છે ને જે જીતી ગયા આ તમારી challenge છે ને ત્રીસ ટકા જીતી ગયા કોઈ માણસ મને આવે અને એવું પૂછું કે ભાઈ તું option trading તો કરે છે પણ તું શું કામ કરે છે option trading ની જરૂરત જ કેમ પડી ની પણ એનો answer આપી દેને હું એટલો સમજી જવું આ માણસને ત્રીસ ટકા જેટલું knowledge તો છે બરોબર છે પછી option greek છે data એ સમજાઈ જાય તો તમારે thirty plus thirty sixty percent તમે આવી ગયા અને overall option માં option ની દુનિયા શું છે એની કોઈ clarity અંગે તો તમે eighty percent પહોંચી ગયા બોલો વિચારો પછી તમારે twenty percent પસંદ છે ને તમને સમય જાતે શીખવાડશે એટલા માટે અમુક concept છે અને હું આમાં skip કરીશ કારણ કે અત્યારે બધું તમને advanced એકદમ લઈ જઈશ ને તો તો મજા નહીં આવે બરાબર આના પછી થોડાક સમય પછી આપણે option નો advanced course વિડીયો મુકીશું એમાં મારે તમારી help જોઈશે કે આ video છે ને આ વિડીયો પત્યા પછી તમે જોઈ લો તો તમારા મનમાં question છે કે યાર અમુક topic હજી detail સમજવા પડશે તો તમારી જવાબદારી માં શું આવે છે કે તમે મને comment કરો comment serious કરો આડુ અવળું લખીને ભાગી નહિ જવાનું ખરેખર જે લોકોએ video જોયો છે જે લોકોને સમજાવવાનું છે અમુક concept એવા લાગ્યા છે કે ના સર તમે advanced post કરો ત્યારે અમુક concept i think સમજો હું તમને એવી કહીશ advanced course કયા concept આવશે અને course મોટા નંબરે જે doubt હશે એ આપણે પછી આ advance વાળું જ્યારે પતે પછી હું એવો video એક post કરીશ કે option top ten strategies છે એને હું સમજાવીશ અને practically આપણે executive કરશો તો live demo એટલે આના જેવું knowledge તમને ક્યાંય નહિ મળે સમજાઈ ગયું તો એકદમ તૈયાર છો તમે બધા બરોબર તો આખો જલેબી order બોડર કરી કરી દેશો જોમેટો માંથી રજવાડી ચા બરાબર આપણે શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા અહીંયા મેં notepad પર આખું કે ભાઈ આપણે શું શું સમજવાના છે ઘણી વખત આપણે follow ની કરીએ અથવા ઉપર નીચે ઉપર નીચે થતા રહેશે તો લગભગ અઢાર થી વીસ stock stick બહુ સરસ રીતે practical રીતે સમજવાના છે theory નહીં practical રીતે આપણે સમજવાના છે બરાબર તો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે છે ને extra side આપણે use કરશું આપણે આપણા broker પણ બની જઈશું બધું learning તો મજા આવી જાય બરાબર શરૂઆત કરી આપણે સૌથી પહેલું કે why હવે મેં તમને શું કીધું હતું જો તમને why સમજાઈ ગયું તો congratulation thirty percent તમે જંગ જીતી ગયા તો તમે વાઇ સમજો હવે આપણી પાસે cash trading છે write case trading કરી આપણે પછી future trading હોય છે ખબર છે ને તમને આ બધું ખબર જ હશે બરાબર છે એક તો case trading અને future trading case trading એટલે શું તો કે Reliance stock છે બરોબર આ stock અત્યારે live market છે જો એટલે મજા આવશે પચીસો એસી ચાલે છે પચીસો એસી નો stock ચાલે છે cash માટે કહે છે કે મારા broker account માં જવાનું જામી ગયા બરોબર અહીંયા જેવું Reliance ન હતું આ Reliance હું buy કરીશ એક quantity અહીંયા લખું સો quantity અને cash કહેવાય case market કહેવાય buy sell કરો બીજું કંઈ ના થઈ શકે અને જે price બોલાય છે એ જ price સમજીને આપવું પડે સમજાઈ ગયું okay તો cash market માં કાં તો હું જઈને Reliance buy કરું કા તો હું જઈને still કરું પરંતુ આ રીતે જ થાય છે બીજી તો કંઈ થાય નહીં okay future market future માં રિલાયન્સ નું શું કરી શકીએ તો જો હું મારા broker account માં જઈશ ને અહિયાં લખીશ ને કે Reliance કરું છું કે જો અહીંયા દેખાય છે દિસેમ્બર કરવું બરોબર હવે એને હું vote list માં add કરી નાખીશ એટલે કે તમને લોકોને દેખાય જોયા નીચે આવી અહીંયા દેખાય છે

હવે અહીંયા જોઈશું કેટલું હતું એ quantity ગમે તે રાખી શકીએ બરાબર હવે future by click કરો તો minimum અઢીસો પહોંચી નીકળે છે minimum અઢીસો શું કરવા કેમ કે future loss future simple નથી વાયદા બધા simple નથી એમાં કોઈ માણસો કામ નથી કે એક બે quantity trade કરવા માટે એમાં long જોઈએ એટલે તમે સમજી જાવ ને ત્યાં whole sale જેવું થયું એમાં થોડું વધારે માજન અને થોડું વધારે risk હોય બરાબર પણ આમ છતાંય એવું કે cash trade કરું કે future મારી પાસે possibility શું છે કા તો હું એમ કહું કે Reliance ઉપર જશે કાં તો નીચે જશે એ સિવાય બીજું કંઇક થઈ નથી શકતું બરાબર સમજાયું તમને એટલે cash market છે અથવા તો future market છે બરાબર છે આ બંનેમાં હું શું કરી શકું કાતો Reliance ઉપર જશે કાતો Reliance નીચે જશે એ સિવાય બીજું કંઈ થઈ શકે

તમને એવું લાગતું હોય હું કહું આ Reliance છે ને અત્યારે તો પચીસોએસી ચાલે છે ને okay મને એવું લાગે છે sir કે Reliance છે ને પચીસો થી લઈ અને છબીસો આ જ આજ range માં છે ને પંદર વીસ દિવસ રહેવાનું કઈ આવવા થવાનું નથી તમને આ range પકડાઈ ગઈ તો તમે આ range ઉપરથી તમે કેસમાં કે અથવા અત્યારે broker નંબર future જઈને કઈ રીતે આવી range લગાડી શકશો તમારે range પર પૈસા option બનાવી શકશો પછી તમને ઘણીવાર એવું થાય કે યાર budget આમ થઈ જાય છે પચીસોએસી માં ચાલે છે

ને આથીયાવિસો સતીયવિસો આથીયાવિસો તમને ખબર હોય કે plus minus બસો અઢીસો ત્રણસો movement આવશે તમને લાગે

તો કંઈક ખરાબ આવશે budget અઢારહજાર થઈ જશે એટલે minus સો અને જો સારું budget હશે તો શું આવે અઢાર છસો આવી જાય ત્રણ સો પંચાસી થતું હોય છે કઈ વાર sir તમને એવું થાય આ trade કેવી રીતે કરવું cash marketfuture market trade કેવી રીતના કરું clear કોઈ એક જશે પણ મારે કઈ રીતે આને રમવું કઈ રીતે તો આનું solution છે ને option market તમે એને કરી શકો પછી તમે એવું કહો કે Reliance પચીસો ને એસી નો ચાલે છે sir મને છે ને એવું લાગે છે પચીસોએસી છે ને આ છે ને છવિસોપચાસ સુધી જઈ શકે બરાબર એટલે કેટલું વીસ અને એટલે કે તમે સિત્તેર પર જઈ શકે પણ form જે છે ને તે વિશે સુધી આવવાની possibility બહુ વધારે છે એટલે તમને એવું લાગે કે નીચે જવાની possibility eighty percent છે પણ ઉપર જવાની possibility ખાલી વીસ ટકા છે બરાબર છે તો તમે trade કેવી રીતે કરશો cash માં શું કરવું પડે કાં તો તમે કે setting કરતા તો તમારે શું કરવું પડે કે તમારે કેસ કરવી પડે પછી પછી અહીંયા આખુ તો trading થશે જ નહીં આવું કંઈ trading કરવું હોય તો અમારે પછી તમને ઘણી વાર એવું થાય કે Reliance ચાલુ પચીસોએસી નો ચાલે છે નીચે જઈને આ પચીસો ચાલીસ સુધી જશે ને ઉપર તો સાથીયાવિસો નેવું થઈ શકે આવું બી થાય કે નહીં અથવા તો આમાં નહીં

એટલે કે તમે વિચારો કે cash market માં ખાલી બે વસ્તુ હોય કા તો બાય કા તો sell option એ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આગિયાર બાર તેર પંદર વીસ પંદર સોલ પાચીસ બસો ત્રણસો જેવું વિચારો option તમે જે વિચારો તમને સાહિથ ટકા ઉપર જાય ચાલીસ ટકા નીચે જાય ત્રીસ ટકા નીચે જાય સિત્તેર ટકા ઉપર જાય આ બધું જશે ક્યાંય નહીં જાય તેના ત્યાં રહેશે બધી વસ્તુ એટલે તેનો option કહેવાય એટલે જ એના option કે છે તમે જે વિચારો તમે ખોટા નથી ચાલો તમે જે વિચારો એમાં દાવ રમો બરોબર છે એટલા માટે option trading થાય છે હવે આ વસ્તુ જે સમજાઈ ગઈ છે તમે ત્રીસ ટકા કામ પૂરું થઈ ગયું હજી એક વસ્તુ કહું હજી એક વસ્તુ આમાં ખૂટે છે કે option માં એ તો એક બહુ સરસ સસ્તું છે કે તમે કોઈ પણ probability એ પણ ઊભી કરી શકો છો જે વિચારતા હોય અને એની સાથે બહુ ત્યાંના વસ્તુ શીખી જાય છે ત્યાં જ લોકો ને આપે છે માની લ્યો હું તમને એવું કહું કે option trading એટલા માટે કરવું જોઈએ બરાબર એમાં બહુ વધારે possibility છે p one p two p three જે વિચારો માર્કેટ ક્યાં આવી જશે ક્યાં બધું તમે વિચારો કોઈકે list બહુ છે તો તો પછી આને શું કામ છે પણ આની સાથે કોઈ કે ના તમે જોતા રહીને simple manage કરો લેપટોપ બંધ કરી મોબાઈલ બેસી જાવ તો પણ કાંઈ તમને નહીં થાય અને આરામથી તમે રાત્રે સુઈ શકો. તમારા family સાથે time spend કરી શકો. શું સરસ risk manage હોય simple નહીં હો તો stock મુકવાની એવું નહીં એનાથી બહુ creative વાળુ છે તો પહેલા option બે વસ્તુ આવે તો option શું કામ કરવું જોઈએ તેનો સરસ answer એ છે કે કારણ કે એમાં કોઈપણ probablity એટલે સંભાવના ઉપરથી થઈ શકે અને મારું ઘસાય છે અને મેનેજ કરી શકું એટલે આખી દુનિયામાં આ ખબર પડી જો તમે અહીં સુધી મારી સાથે આ video હોય ને તો congratulation તો તમને ત્રીસ ટકા સમજાઈ ગયું અને તમને અને જો આ clarity mind માં આવી ગઈ ને તો તમને ખબર પડશે option શું કરવા ખરીદવું જોઈએ પછી તમે વિચારજો સમજાઈ ગયું છે હવે આપણે ધીમે ધીમે રીતે નાના મોટા topic લઈ લઈએ આપણે મહેન્દ્રસિંહ ધોનીને આમાં introduce કરશો આપણે McDonald's ને પણ introduce કરશો અને આપણે બહુ મજાથી શીખશો બરાબર છે ઓકે હવે buy હોય તો option trading મેં તમને શીખવાડી દીધું હવે મારે તમને શું શીખવાડવાનું છે stock price શું છે બાએર્સ સેલ્લેર્સ સુ છે pole option put option શું છે ગણું બધુ પણ હું અને interesting બનાવું મહેન્દ્રસિંહ ધોની ને આમાં introduce કરું ને તો તમને એવું સમજાય જશે જે તમને india દેખો આખી દુનિયામાં કોઈ આવું કોઈ example લઈને નહી શીખવે કે હું proud એટલા માટે લઉં છું કે મેં આ method ઘણા લોકોને શીખવાડ્યું છે એટલા માટે છે બરાબર છે અને actually ખરેખર એવું થાય છે કે લોકો આ example copy કરી અને બોમ્બે દિલ્હીમાં હજાર રૂપિયા ના seminar છે ને એમાં મારે બરોબર અને આ reality મારી સાથે ઘણીવાર થઈ ગઈ છે તો its okay ગરીબ લોકો જેની પાસે knowledge ના હોય અને જે લોકોને પૈસા નું જ target હોય શીખવાડવાની ઈચ્છા ન હોય એ તેઓ કરતા હોય બરાબર okay

આપણા wise આપણા બેન હોય આપણા મમ્મી હોય એબી ક્રિકેટની ઘણી વસ્તુઓ સમજી શકે છે આપણા ગુજરાતી channel ની ઘણા બહેનો પણ જોવે છે પણ એ લોકોની ક્રિકેટ આજકાલ આઇપીએલ જોઈ જોઈને common વસ્તુ સમજી શકે એટલે મારે common example લેવું હોય તો ક્રિકેટ હવે માની લ્યો કે test match ચાલે છે test match હવે test match શું હોય કે એક દિવસનો ન હોય ખબર છે એ multiple દિવસનો હોય test આપણે એટલું જ જાણો છે

તો ચાલ હવે કંઈ પણ કે યાર India versis Australia આવવાનું છે તો ખબર આ ગ્રુપમાં એ લોકો પૈસા નાખતા હોય છે ક્રિકેટમાં બરાબર કેવું discussion થાય કે ધોની કેટલા run કરશે એના ઉપર એ લોકો પૈસા લગાવતા હોય છે એટલે તો તમને સમજાય છે આમાંથી એવું નથી ને કે complex એ નહીં સમજાતું કે આપણને ધોની history ખબર છે કે એ સારો player છે કે તમે તો બહુ સરસ રમી નાખશે હવે એવું બી છે કે zero રનમાં આવું થાય આવું થાય કે નહીં યસ ભલે test match કેમ આવું ના થઈ શકે બરોબર એવું પણ હોઈ શકે કે દસ રન કરીને out થઈ જાય એવું બી કહી શકે કે ત્રીસ રન મારીને પચાસ રન મારે સો મારે દોડસો મારે બસો મારે કાંઈ પણ થઈ શકે કેમ કે હજી ધોની ધોનીનો turn આવવાનો છે અને મેચ ચાલુ થઈ ગયો છે ધોનીનો turn આવવાનો છે પણ આપણને નથી ખબર શું થવાનું છે તો ત્યારે તમારે પૈસા લગાવ્યા યસ ઓર નો હજી જોજો અહીંયા જે છે ને ધોની અત્યારે માની zero એ ચાલે છે અહીંયા ninty three લખ્યું છે પણ અહીંયા થોડા ટાઈમ માટે ભૂલી જવાનું માની લ્યો અત્યારે ધોની zero એ હવે હજી એને start કરવાનું બરાબર હવે તમારે પૈસા લગાડવા છે પૈસા કઈ રીતે લગાડવાના છે તો સમજજો કાકાઓ પૈસા લગાવ્યો ને યાર

મીરાંબાઈ નો સમય અને જીવન ઈસવીસન પંદરસોને સોળમાં મીરાંબાઈના લગ્ન સીસોદીયા વંસ ના રાજા સંગ્રામસિંહ રાણા સંગાના પાટલીપુત્ર ધુતરાજસરી સત્તર વર્ષની વયે થયા હતા મીરાંબાઈએ રાજકુટુંબ માં જન્મયા હતા અને રાજકુટુંબ માં પરણ્યા હતા. પિયરમાં મેદાતામાં વૈષ્ણવ ધર્મ હતું અને સાસરે મેવાડના સો સાર્વ ધણી હતા. મીરાબાઈના લગ્ન રાજવન્સ ના રાજકીય ગણતરી અને ગોઠવણી ના એક ભાગ રુપે થયું હતું વળી મીરાંબાઈ નાનપણ થી કૃષ્ણને પરમેશ્વર પતિ તરીકે માનતા હતા તેને સંસારી પતિ કરતા પરમેશ્વર પાટીમાં ઊંડી ઊંડી શ્રદ્ધા હતી માય હું સપનામાં મેં પરણી કુકર એકબીજા પદ માયે સપનામાં પ પરણ્યા દીનનાથ સવંત પંદરસો તોતેર ની અખા ત્રીજે તેણે ગોપાદ ની મૂર્તિ સાથે હીરાકરયાત એમ્નાય છે. આજ આજ તેમૂર્તિ સત્શ્રયના લગ્ન પછી સીસોદ સાથે વેતા આ આ વ્યાહતા તેમને સપનામાં તે ગીરઘરની છબી એમ બનાવી હતી તેજ આંખમાં વાસી ગઈ હતી બસોમેરે નેણની નંદલાલ આખી સ્વભાવિક છે કે તેના લગ્ન જીવન માં સઁધર્સ અને કલેસ ઉભા થાય તેમાં તેમાં અપ્રિય બનવા લાગી તો ભાડે રાજપૂતાણી મીરાંબાઈ મક્મ મનથી તેવિરોધ કે આપત્તિઓ આવી પડી સામનો કરવા લાગી ઈ. સ. પંદરસો એકવીસ નો દુતરાષ્ટ્રં નુ અકાળે અવસાન થયું અને તેત્રીસ વર્ષની વસ વયે મીરાંબાઈ વિજર બની પતિપ્રથા ના હયેર પૂર પ્રચલિત મિરસ્તી નથઈ અને કેવા દૃષ્ટ અને ગિરધર ના આરાધના માટે જીવતીરય નિજ સંતાન અને વિધવા સ્ત્રી રાજ કુટુંબમાં પાળવા જયશા ન પાળતા વૈરાગ્યમય અને તપ મય જીવન જીવવા તરફ વળિયા તેઓ સાસરિયામાં સૌને સૌ શોભ હતો બળાઘ સદ્મનિયો કાલી એવા અક્ષર સાથે તેમના ત્રણ કુંડ ના તરીકેના રોસ પૂરતા શરીર સારું થયો એમની સાધુ સંતોની સંગત મીરાબેન ધારા થઇ જતી હવે વેયરાગી વેયરજી જીવન પૂર્ણ પૂર્ણ સ્વીકારી લીધું હતું મધ્યકાળના સમગ્ર ધર્મ મય કતારમાં એવું સવાભાવીક હતું આથી મીરાંબાઈ એ માનસિક તા સ્થાપવા લાગ્યા મારીનાખ વાની યોજના અવાર નવાર અમલમાં મુકા વા લાગી એમ તન કહેછે કે આમ કરવાનું પિચ્છનું કારણ પાછળ રાજકુટુંબમાં મીરાંબાઈ થી નિશાળ જેવી લાગતું હતું મીરાંબાઈના એક દિયર વિક્રમ સિંહ કાયે છેકે ખુલોની શાક કાઇને છેક મીરાંબાઈ પાસે મોકલ્યો હતો બીજી એક વખત તણા કહીને વિષનો પ્યાલો મોકલ્યો હતો. તે તેને બન્ને વખત ચમત્કારી રીતે મીરાંબાઈ વોશિંગ્ય હતા ફરી એક વખત રાણાવિક્રમ સિંહ સાથે ખુલી તલવારે મીરાંબાઈનો શિર ત્યારે કાહે છે કે રાણા એક પ્રકાર મીરાંબાઈ વધુ સ્વરૂપે દેખ્યા એ રીતે મીરાંબાઈ બચી ગઈ ક્યારેક મીરાબાઈ પ્રત્યે કહેતી શુક્ર નાથ તારા ચોરાણાં સુકારું રાણા જોકે આબધી જાણ સ્તુતિ નેકોઈ ઐતિહાસિક રાજા એમાં ઐતિહાસિક કરતા જાણ સ્તુતિનું વધુ પરાધનય મળે છે મીરાંબાઈ રાજ રાણી હતા પરંતુ તેને રાજરાણી પદ નું ત્યાગ

ભક્તિના પદો રચવા ઐતિહાસિક માર્ગે તેઓ વાળીગયા હતા તેસમયે અનેક લોકો મીરાંબાઈના પ્રભુમય જીવનથી પ્રભાવિત થયા હતા લોક મીરાની ભક્તિ જાદુઈ અસર કરી હતી રાજ પરિવારના અત્યચારોની છેવટે મીરા છોડી વૃંદાવન ચાલીનીકળ્યો સાસરિયામાં રહી ઝુકર બન્યું હતું તેથી મીરાંબાઇયે સો વર્ષ વર્ષ ના મેવાડના મેવાડ ના વસવાટ પછી ઈ. સ. પંદરસો બત્રીસના સંસારનો ત્યાગ કરી પિયર રડતા અવિરહ્યા દધો મેલ્યો મેવાડ મીરાંબાઈ પશ્ચિમ માં ફક્ત એકજ વર્ષ મેડતાને ને કૃષ્ણ ભક્તિમાં કેન્દ્ર સામ વૃંદાવનની યાત્રાએ ઉત્તર ભારત તરફ તેને પયન કર્યું કૃસ્ણની નિ જન્મ ભૂમિ વ્રજ સુમીના દર્શન તેમજ વૃંદાવન ને ગોવિંદ લીલાગાવા ની તેમને અભિલાષા તે એક પૂર્ણ થઇ વૃંદાવનના ચેતનની જીવ જ્યુસે હતો ગુરુ પાસેથી ભક્તિ લીધી ઈશ્વર વધુપર્કસ પડે તેમાટે મીરાંબાઈએ ખીરા ધૂમસને મળવા ગયા જીવ ગુમસાયે થોડું રૂઢિચુસ્ત માણસ ધરાવતા હતા તેને મીરાને એમ કહીને મળવાની નાપાડી મીરાંબાઈ સાવેછીક અને પોતે પુરુસ છે ગામની મર્યાદા લો લોભે પોતે માંગવા ગયા નથી મીરબાઈયે આવા ઉત્તરથી આધાત લાગ્યો પરંતુ તેમને કરતા આવેલા મીરાંબાઈને કહે જીવા ગોસાઈ તે લગભ્ગ આ પ્રકારનો હતો જીવા પછી થી મીરાંબાઈ દર્શનાથે લગભગ બીજે વર્ષે પંદરસો સાડત્રીસના અરસામાં ગુજરાતમાં દ્વારકામાં આવી વસ્યા પંદરસો છેતાલીસ તેઓ દ્વારિકામાં રહ્યા અને અંત કાલે મીરાંબાઈ દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ નીમુર્તિમાં સમાય ગયા એમના થોર જીવનની આ કેટલીક વિગતો છે. કાયા ફેરફાર અવકાશ હોય તો ખવ તેમ છતાં એક્વાત નાકીછે મીરાંબાઈનું સમગ્ર જીવન પ્રભુ ભક્તિ કરવામાં અને જગતના અ અ સામે લાડવા આ પાક પૂર્ણ થતું હતું મીરાંબાઈનું મન નાન પણ થી હરિ વડવામાં હતું કૃષ્ણ પ્રત્યે ની પ્રીતિ ડેન સાજિસ હતી અને પોતે ગીત ધોરને મનો મન વાલીચુક્યા હતા આથી સંસારમાં તેમનું મન ન હતું ગુજરાત સાથે પરિચય પોતાની જતને કલ્પિત સકતા ન હતાં તેમને ઈશ્વર વિષે હૃદયનું ચોખી હતી તેમ તેમ ચિટ સંસારિત શોભામાં અને ભક્તિમય ફેન ગયરલું હતું નરસિંહ નો જેમ ઉધર થયો હતો તેવી રીતે મીરાંબાઈ પણ અપ્નાનો અનુભવ કરતા હતા તેમના જીવનમાંથી જ જજુલતો હતો ત્યારેપણ તેમને ઇશવની ભક્તેને અણગી ન કરી અને આ આવસ્ય્ક લાગ્યુંત્યારે તેમને મેવાડનાતો નિસર્ગ ત્યાગ કર્યો. એમાં ઇસ્વર આત્મા અને ગ્રન્થઉથી જોવા મળે છે. કૃષ્ણ પ્રશિધ અહીંકોઇ પંખીડું સંપ્રદાય ભક્તિનું ખ્યાલ મીરાના મનમાં હતું નય પરંતુ મનોમન ગિરધરલાલને વળીચૂકેલા મીરાપોતાની જાતને ભાગી માને છે. કારણકે તેમને સાન્તોસ સાકસાત અખંડ સૌભાગ્ય આપનારા છે. અને તેથી થોડું સંસારી વૈદ્ય કંડદી શકે તેમ નથી અને આપડે આધ્યામિક અનુભૂતિ કરીશકીએ છીએ. નરશી આધ્યામિક અનુભૂતિ ચોક્સ થય હતી મીરાંને પણ આધ્યામિક અનુભૂતિ અવશ્ય થઇ હતી કલ્યાણ સ્વરૂપ મીરાંબાઈએ જીવન પણ ભક્તિ ડાય અચનય અનુભૂતિનો અતિસર્ટીને લીધે તેમણે જન્મ ભૂમિ અને સૌરભૂમિનો ત્યાગ કરવામો કોઈ વિલમ્બ કર્યો ન હતો રાજ ગાડીનો મોહ ન રાખિયો વૈરાગ્યનું કામ અવિરિક કરી લીધો હતો ગોયસાયે પણ સાચી ભક્તિનો માર્ગ તેમને બતાવ્યો હતો ગ્રન્થ મનોબળ સાથે તેમણે સંસારના પાછા અનવારી અને વાપી નમર્તા પૂર્વક ઠીકરાવી દીધી હતી નરસિંહ મહેતાની માફક ભક્તિ એતેમનો નિરલમ્બ એમને જગત સામે બાથભીડવા ને તે સુર હતા આથી કવિ કલાપી ખરા હીલમી ખરા સુર કેટલાક કહેછે કે કે કહેછે કે કે મીરાંબાઈના કાવ્ય સર્જક સરળતા, મજુર અને અંતરાય પણુ જોવા મળે છે. તેવાત મીરાંને આત્મ સામે સુતેલી છે. આપડા મનમાં કોઈ શંકા રહેવા દેતા નથી કેટલાક પ્રશંગો ખુદ જ અ ખુબજ અનેરી પછી ના અનુવાદ ની કવિએ એ સ સર્જન યોગ્ય ગાવા યોગ્ય લાગ્યા છે તેથી એવી પર્શક લક્ષી કૃત્યો પછી પણ રચાતી હતી એક સનટેક ભક્તિ એવાજ બીજા સન્ત અને ભક્તના જીવન પ્રશંગો અને કેન્દ્રના રાખી રચના કરે એ સ્વભાવિક છે. કુંવર બાઈના મામેરાનું પ્રસન્ગ ધ્યાનથી રાખી મીરાંબાઈએ નરશીનું નહેરુ અને નામની એક ડિસ્ક કથાત્મક કૃતિ લખી છે. એક અથવા કાવ્ય કાલાકૃતિ બદલીનથી એટલુંજ નહિ અને તેની ભાષા મારવાડી લોકછીંક ગુજરાતી છે. કહેવું તો એમજોઈયે કે મીરાંબાઈ ના સમયથી પ્રચલિત ભાષા એ ગુજરાત અને રાજસ્થાન ની સમાન અંશ વાળી ભાષા છે. કા પાનસોને ચુમાંલીશ માં આ લખાયેલી આ રચનાઓમાં કેટલાક પ્રત્યોક્સે કલમ કહે છેકે નરસિંહ મેહતાની તુલન ભાવની રાત સીસાથે આપી લગભગ પાષ્ટ પાષ્ટ મી લીટી મુખ્ય કાવ્ય પ્રશ્નગ આરંભાયે છે. કૃતિનો ભંધ પૂરતા દુહા ચોપાઈ છે સામાન્ય સામાન્ય પ્રતિ નિર્ધારિત પ્રશિધ ગીત મોહરાનુ છે. કત્ય કાત્યધામજી નો ઉઠનો અથવા સત્યધમાં નું રૂષનું નામે એશી પંક્તિઓ લખાયેલી છે જે બીજી રચના માં સમ્બધિત રહેવાનું જણાય છે ગરબી બંધ મહા કૃત ની રચય છે. ગ્રહણ શક્તીનો કોઈ જાજો અને તેમના નજરે પડતો નથી જાણ્યું અજાણ્યું હેત તમારું જાદવા સરેનોન એકે સાથ કાવ્ય ના અંત ભાગ માં આવે છે. એ એકન્દરે સારી છાપ મૂકીને અન્યથા એકન દરે મીરાંને એ સામાન્ય છાપ વળી વૃત્તિ ગણાય છે તેયોગ્ય છે મીરા અને કવિતા કવિતા કરવાની નથી એતો હૃદયના ઊંડાણ માંથી ધસમસતી આવે છે કુવાન ની માફક ઉભરાય છે. અને એબઘી સહજ સહજ સરળ રચનાઓ છે. ઊર્મિ અને પ્રેરક બળ છે. કૃષ્ણ ભક્તિ અને ક કમલ વિષય એના ગવાયેલા ભાવ પુનઃ સુનહ અવશ્ય બને છે. અણુધુંટીના પીવરતા અને ઊંડાણ માં મસ્ત ટસથી બને છે. નીચ એનું ભાવ ને વચ્ચ રાખવા માટે તેમને સર્જન કર્યું હતું આથી તેમના પદોમાં શબ્દોની કઈ કાળા માટે નથી સરળ તાથી મીરા કવિની મુદ્રા છે ગહન માતો ગહન ભાવ પણ સરળ સરળ માં સરળ શબ્દો વાંચતાતે છતાં તીવ્ર પર્ણ સમીપે ના સાથે રજુ થઈ છે. મધુ કાઈ પદ માં જે હેત ભાવ ખૂટે છે. તે કામ કરે છે. કવિ નાનાનંદ કહેછેકે મીરાની કવિતા સ્વાભાવિક, સરળ, ઉછળતી સનેહ અને સુંદર કવિ ના સ સુંદર છે. મેં

નીર દેન શકાત અશામાન સંખ્યાના થોડા આધ્યામિક પદો મીરાંએ લખ્યા છે. મેરે ચિંતન ગોપાલ ડુસરાના કોઈ મારુંમન વિંધાયું રણાકી બાઈ મેઘ ગોવિંદ મીનો મોલ રાણા હૂતો ગીર ઘરની મનાવવા ભાવીશ વગેરે પદોમાં તેમણે પ્રભુની લગણી લાગી છે. એક વર્ષ ફરી તેમણે છતાં રુચક રીતે તેઓ કહેછેકે ગો ગોવિંદ જાણ અમારા જેવા કાર્યમાં સહીત પોતાના વિષે કેટલીક ઘટનાઓ સાથે હિલ કરેછે એટલે એમાં ડાબો મેં મેલ્યો મેવા એશબ્દો નો બળ જેમ બહાર આવે જોયું તેઓ મીરાએ એમના કટરનો સંપૂર્ણ સંપૂર્ણ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

શું કરો કોઈ ના આટલી વાર ઉંગી તી ને હવે ઉઠી શું લી લી સાહિસ્તા મુ તો કંટાળી જી બોલ ચમ લી અલી માર friend ની marriage હે, સાદી હૈ મારા friend ની તો બોલ મુ કંટાળી જી તે અને તો શું થાતું હશે એમ કે યાર ચમ તને એવું થાય લી તને એવું થયું

આવું કરે ને તો બહુ જ કંટાળો આવે યાર હા લી અને એના marriage હી ખબર હે તન? હ હ એના marriage હી કઈ હૈ તે હા કાલ મેહદી હે કાલ એની મેહદી હે એમ? હા આજ હલ્દી રસમ હતી એની અને કાલ મેહંદી હૈ એની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

તે મતલબ બધા ને બોલાઈ હે તે મને તો કે સે કે તું મહિના થી મારા ઘેર રે હાય હાય

એમના પર એ shopping કરતી હોય અલી કોઈ આવું કરેને કે મને આ dress નહિ ગમતો આ dress નહિ ગમતો કંટાળો બહુ જ આવે મન તો આવું કોક કરે તો confuse એ થઇ જવરાય કે ચિયો dress સારો ચિયો dress લઈએ એવું થાય હે બોલ ચમ પણ એરી એવું કરે લી તાર friend એ અલી મુ એ confuse થઇ જવું dress ના અંદર તો

હાલ તો navy bluecolour નીકળ્યો હે તે બધે કે છે કે navy bluedress જોઈએ પણ એવી design સારી નહિ મળતી

હ એટલે જ ને હું એને એમ જ કીધું એક લાય એક સારા લાગશે તને હમ તો પછી કેટલા લાવ્યો dress સુધી એરી તો i think dress મારા હિસાબ થી તો મેં તો એને એમ કીધું હતું કે વધારે મત લાવજે વધારે લાવશે તો મતલબ ગમે ની તને બધા સાથી જેમ નવી fashion design નીકળ સે તો નવા નવા dress આવશે તો તને ની ગમે તો તું પંદર લાય તો પહી ચણ્યાચોલી અને પછી આપડે ની કેતા અનારકલી મતલબ અનારકલી ના હ મુ શું પહી હ અનારકલી top ને કુર્તા ને એવું બધું નહિ પેરતા પણ એમાં punjabi વધારે પેરે અને હવે તો પીલુ nayra cut નીકળ્યું હૈ એ વડી nayra cut સિવડાવી બધા સિવડાવી

ચીપો આવે પાછલ ચીપો આવે forg જેવું આપડે આવે પણ કુર્તી ને ચેવું હોય ચેવી ફડીકી એવી રીત ના ફડીકી આવે આજુબાજુ હમ એના અન્દર હોય

હમ પેન્ટ હોય તો ચાલે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 હા તો સીવડાઈ લે મસ્ત લાગે આમ સારું લાગે કે પછી એવું જ લાગે લી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

હ કેવા colour નું હૈ મેહંદી colour નું હૈ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 હ નીચે પ્લાઝો હૈ આખો મેહદી હૈ હ મતલબ આખો મેહદી હશે હમ મારી friend તો મતલબ મેહંદી ના દાડે ઘરારો લઇ હૈ શાદી ના દિવેસ મતલબ ઘાઉન જેવું નહિ આવતું એવું લઇ હૈ red મરુન colour નું અને મરુન colour નું લાઈ હે તમારે લોકો ને પીલો સરારો નહિ પેરતા સાદી માં હા એ સરારો જ અને મતલબ મેહંદી ના દાડે ઘાઉન લઇ હૈ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 મુ તો બધું જોવું તો કે પેરવાનું તો શું પેરુ મુ જ confiuse જ એટલી કંટાળી ગઈ હું નૈ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 ઓ હો તો હવે તો શું કર્યું લી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 tension નહિ રેહતું લા શાદી માં બધું મતલબ મને બહુ કંટાળો આવ્યો મને એમ થાયે કે કોઈ ના શાદી મારી friend ની શાદી ના થાય તો સારું હમ આમાં શું હોય ખબર હૈ friend ની શાદી હોય તો આપડે એના બાજુ માં જ રેવું પડે પછી બીજા લોકો ના marriage હોય આપના સગા વાળા માં તો આપને ત્યાં જઈ પણ ના શકો એમ હ ક્યાં જઈ પણ ના શકીએ અને મતલબ આપને કંટાળો આવે ભાઈસા

હમ આ લાવો આ મેકો આ કરો આ ફરો ઓય નાહો ઓય જો એવું થાય

પહી તમે શું કરસો તમારી શાદી રે એટલે અમારી શાદી માં પણ અમે કોક ની શાદી માં જઈએ છીએ એવી રીતે અમારી શાદી માં પણ કોક આવશે બધું adjustment થયે લે થઇ જાય પછી તો શું કરવાનું

અને તારા friend કઈ date ની શાદી હે મતલબ